નમસ્કાર મિત્રો
લીબર ઓફીસ રાઈટરનાં ડોક્યુમેન્ટ માં ફેરફાર કરતા સમયે ફેરફારો ને ટ્રેક કરવા માટેના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં હું સમજાવીશ કે લીબર ઓફીસ રાઈટર વડે ડોક્યુમેન્ટોનું પીયર રીવ્યૂ બારીક સમીક્ષા કેવી રીતે કરી શકાય છે
આપણે એક પેહલે થી બનેલ ડોક્યુમેન્ટ ખોલીશું
એ સમજાવવા માટે કે કેવી રીતે રેકોર્ડ ચેન્જીસ વિકલ્પની મદદથી એક ડોક્યુમેન્ટને પીયર રીવ્યૂ કરી શકાય છે અને એમાં ફેરફાર કરી શકાય છે
આ વિશેષતાને વાપરવાનો ફાયદો એ છે કે રીવ્યુઅર એટલે કે સમીક્ષક કમેન્ટો ટિપ્પણીઓ આપી શકે છે ટેક્સ્ટ ઉમેરી શકે છે વર્તમાન ટેક્સ્ટને રદ્દ અથવા એમાં ફેરફાર કરી શકે છે જે સ્પષ્ટ રીતે દેખાય છે જેમ કે આ જ ડોક્યુમેન્ટમાં છે
આને સરળતાથી લેખક દ્વારા જોઈ શકાય છે જે આ ફેરફારોને સ્વીકારી અથવા નકારી શકે છે અને આમ ફેરફારોને ફરી એકવાર નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યા વગર આ એડીટ કમેન્ટો ફેરફાર કરાવનાર ટિપ્પણીઓનો સમાવેશ કરી શકે છે
અને જ્યારે ફાઈલ સંગ્રહિત થાય છે ત્યારે કમેન્ટો ટિપ્પણીઓ નો સમાવેશ થાય છે
તો ચાલો શીખીએ આ કેવી રીતે કરવું
અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટૂ લીનક્સ ૧૦૦૪ અને લીબર ઓફીસ સ્યુટ આવૃત્તિ ૩૩૪ વાપરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલમાં હું કેટલાક ડોક્યુમેન્ટોનો ઉપયોગ કરીશ જે મેં પહેલાથી જ મારા સિસ્ટમ ઉપર બનાવીને સંગ્રહ કર્યા છે
જેમ કે seven reasons to adopt fossઓડીટી government support for foss in indiaઓડીટી seven reasons to adopt fossઓડીટી ખોલો રેકોર્ડ ચેન્જીસ વિકલ્પને ઓન સક્રિય સુયોજિત કરવા માટે એડિટ → ચેન્જીસ પર જઈને રેકોર્ડ વિકલ્પને ચેક કરો
શો વિકલ્પ પણ ચેક હોવું જોઈએ
આ કોઈ પણ પછીના એડિટિંગને અલગ રીતે રેકોર્ડ કરવા માટે સક્રિય કરશે
આપણે પોઈન્ટ ક્રમાંક 2 પર જશું અને ટાઈપ કરીશું Enter એન્ટર દબાવો
તેથી વર્તમાન બીજું પોઈન્ટ પોઈન્ટ ક્રમાંક ૩ બનશે
નોંધ લો કે ટેક્સ્ટ ઇનપુટ એક નવા રંગમાં આવ્યું છે
આ ટેક્સ્ટ ઉપર માઉસ ફેરવો
તમને મેસેજ દેખાશે ઇન્સર્ટેડ Sriranjani ત્યાર પછી છે દાખલ થયેલાની તારીખ અને સમય
આમ કમેન્ટને બનાવનાર વ્યક્તિ ડોક્યુમેન્ટમાં ઓળખાયેલ છે
કમ્પ્યુટર પરનાં વપરાશકર્તા તરીકે લીબર ઓફીસનાં સંસ્થાપન દરમ્યાન આપેલ નામ ઉપર આધાર રાખી આ નામ આપવામાં આવે છે
પહેલી લાઈનમાં આવેલ avalableની શબ્દજોડણી સુધારો
તમે સુધારાની નોંધ લેશો
પહેલા પોઈન્ટ ને રદ્દ કરો ઇટ સીએએન બે ઇન્સ્ટોલ્ડ ઓન અલ્લ કોમ્પ્યુટર્સ વિથઆઉટ રિસ્ટ્રિક્શન ઓર નીડિંગ ટીઓ પે લાઇસેન્સ ફીસ ટીઓ વેન્ડર્સ
નોંધ લો કે રદ્દ કરવાની પ્રક્રિયા વાસ્તવમાં લાઈન રદ્દ નથી કરતી પરંતુ તેને રદ્દ કરવા માટેની સૂચિત લાઈન તરીકે ચીન્હાન્કિત કરે છે
તે ટેક્સ્ટ ઉપર માઉસ ફેરવો અને આપણને એક મેસેજ દેખાશે ડિલીટેડ Sriranjani ત્યાર પછી છે રદ્દ થયેલાની તારીખ અને સમય આ રીતે ડોક્યુમેન્ટમાં ઉમેરાઓ કરી હાલના લખાણ ને રદ કરી અથવા બદલીને ડોક્યુમેન્ટમાં ફેરફારો કરી શકાય છે
એક કરતાં વધુ વ્યક્તિ સમાન ડોક્યુમેન્ટમાં ફેરફારો કરી શકે છે
લીબરઓફીસ રાઈટર વાચકને એક સમીક્ષકનું કામ બીજા થી અલગ બતાવવામાં મદદ કરવા માટે દરેક એડિટ ને અલગ રંગમાં બતાવે છે
એડિટ કરાયેલ ટેક્સ્ટ પર માઉસ ફેરવવાથી સમીક્ષકનું નામ પ્રદર્શિત થશે
હું એક ડોક્યુમેન્ટ જે મારા સહયોગી ગુરુ દ્વારા પહેલાથી જ એડિટ કરાયેલ છે તે ખોલીને આને ડેમોનસ્ટ્રેટ કરવા જઈ રહ્યો છું
ટેક્સ્ટ ફાઈલ ડોક્યુમેન્ટ government support for foss in indiaઓડીટી ખોલો
આ ડોક્યુમેન્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણા ઉમેરાઓ અને રદ્દો કરવામાં આવ્યા છે
આ ટેક્સ્ટ ઉપર માઉસ ફેરવતા તે ગુરુ દ્વારા કરવામાં આવેલ ઉમેરાઓ અને રદ્દ માટેના મેસેજ આપે છે
નીચે તળિયે એક પોઈન્ટ ઉમેરો સીડીએસી એનઆઇસી nrc ફોસ અરે ઇન્સ્ટિટ્યુશન્સ ઓએફ ગવર્નમેન્ટ ઓએફ ઇન્ડિયા વ્હિચ ડેવલપ એન્ડ પ્રોમોટે ફોસ આપણે જોઈ શકીએ છીએ કે આ ઉમેરાનો રંગ ગુરુ દ્વારા કરાયેલ ફેરફારોના રંગ કરતા જુદો છે
આ ઉમેરાનાં ઉપર માઉસ ફેરવતા Inserted શ્રીરંજની મેસેજ આપે છે
આમ એક કરતા વધુ વ્યક્તિ સમાન ડોક્યુમેન્ટમાં એડીટ કરી શકે છે એ પહેલા કે તે લેખક પાસે ફરી પાછું જાય
ડોક્યુમેન્ટને સંગ્રહિત કર્યા વગર બંધ કરો
હવે આપણે જોઈશું કે સમીક્ષકો દ્વારા કરાયેલ ફેરફારો ને લેખક કેવી રીતે સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે
સમાન ડોક્યુમેન્ટ government support for foss in ઇન્ડિયા માં ચાલો ધારીએ કે હું લેખક છું અને હું ગુરુ દ્વારા કરાયેલ એડિટ ને સ્વીકાર અથવા અસ્વીકાર કરીશ

પોઈન્ટ 2 પર જાઓ અને રદ્દ થયેલ ટેક્સ્ટ રીઝન્સ પર જમણું ક્લિક કરો
અને કહો એક્સેપ્ટ ચાંગે
તમે જોશો કે ટેક્સ્ટ રદ્દ થાય છે જે સમીક્ષક દ્વારા સૂચિત કરાયેલ ફેરફાર છે
દાખલ થયેલ ટેક્સ્ટ નીડ્સ પર જમણું ક્લિક કરો અને એક્સેપ્ટ ચાંગે પસંદ કરો
તમે જોશો કે ટેક્સ્ટ સામાન્ય થાય છે જે સમીક્ષક દ્વારા સૂચિત કરાયેલ ફેરફાર છે
આ રીતે સમીક્ષક દ્વારા સૂચિત કરાયેલ ફેરફારો દાખલ કરવું અને રદ્દ કરવું બંને લેખક દ્વારા સ્વીકૃત થઇ શકે છે
પોઈન્ટ 1 પર જઈને રદ્દ થયેલ ટેક્સ્ટ થે ઓપનઓફિસ ડોક્યુમેન્ટ સ્ટેન્ડર્ડ હાસ બીન નોટિફાઇડ અંડર થિસ પોલિસી પર જમણું ક્લિક કરો અને રિજેક્ટ ચાંગે પસંદ કરો
આ ટેક્સ્ટને સામાન્ય બનાવે છે દાત
સમીક્ષકનું રદ્દ કરવા માટે આપેલુ સુચન લેખક દ્વારા નકાર કરાયું છે
પોઈન્ટ 5 પર જઈને ગવર્નમેન્ટ સ્કૂલ્સ ઇન ઠેસે સ્ટેટ્સ એન્ડ ઇન ઓરિસા કર્ણાટક એન્ડ તમિલ નાદુ લર્ન લિનક્સ પર જમણું ક્લિક કરો અને રિજેક્ટ ચાંગે પસંદ કરો
આ સમીક્ષક દ્વારા દાખલ કરાયેલી ટેક્સ્ટને રદ્દ કરે છે
આ રીતે દરેક ઉમેરાઓ અથવા રદ્દો લેખક દ્વારા સ્વીકૃત અથવા અસ્વીકૃત થઇ શકે છે
છેવટે ફેરફારોને સ્વીકાર અથવા અસ્વીકાર કર્યા પછી આપણે એડિટ જીટીજીટી ચેન્જીસ માં જઈ અને રેકોર્ડ અને શો વિકલ્પોને અનચેક કરવું જોઈએ
જયારે અનચેક કરવામાં આવે છે તો વધુ કોઇ એડીટીંગ ને અલગ રીતે ચીન્હાન્કિત ન કરાશે
ફાઈલમાં ફેરફારો સ્વીકાર અથવા અસ્વીકાર થયા પછી સમીક્ષકો દ્વારા અપાયેલ તમામ કમેન્ટો નો સમાવેશ કરવા માટે ફાઈલ સંગ્રહિત કરવાની ખાતરી કરી લો
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
અંતે અસાઇનમેંટ છે ડોક્યુમેન્ટને ખોલો અને રેકોર્ડ ચેન્જીસ મોડમાં શબ્દજોડણીની ભૂલોને સુધારીત કરો
અહીંયા મેં આ અસાઇનમેન્ટને પહેલાથી જ બનાવ્યું છે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
જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે
વધુ વિગતો માટેcontactspoken tutorialorg પર સંપર્ક કરો
સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટૂ અ ટીચર યોજનાનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
આ વિશે વધુ માહિતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે